ચિત્રમાં ઘણાં બધા સફેદ કલર ના છત વાળા તેમજ પીડા લીલા અને લાલ કલર ના નેટ વાળા ઘર દેખાતા છે.

ચિત્રમાં વાદળવાળું આકાશ દેખાતું છે એક મોટો ડુંગર પણ છે અને ઘણા બધા ઝાડવાઓ પણ દેખાતા છે.

રસોડાની દિવાલ સફેદ રંગની ડિઝાઇન વાળી છે ત્યાં એક તેલનો ડબ્બો છે રસોડામાં એક પંખો અને સ્વીચ બોર્ડ પણ છે.

દરવાજાને સુંદર આકારે સુશોભન કરાયુ છે માણસોએ ટોપી અને ઓઢણી ઓઢેલી છે.

ચિત્રમાં એક ક્રિકેટ નું મોટું મેદાન દેખાતું છે આ મેદાનમાં કેટલાક માણસો સફેદ કલર ના કપડાં પહેરીને ક્રિકેટ રમી રહ્યા છે.

આ ચિત્રમાં એક દુકાન હોય તેવું લાગે છે દુકાનના બોર્ડ પર હિન્દીમાં માધવા એમ લાલ રંગથી લખેલું છે દુકાનની બહાર એક બાજુએ બે ત્રણ પ્લાન્સ છે.

બધી બોટલો વાદળી પીળી સફેદ લીલી અને ગુલાબી કલર ની છે બોટલો મુકવા માટે સફેદ દિવાલ પાસે કાચના ખાના બનાવેલા છે અને લાઈટ પણ મૂકેલી છે --

ખૂણામાં એક ટેબલ પર ફૂલદાની છે તેની બાજુમાં મોટ્ટુ ટેબલ છે તેના પર ભગવાનની મૂર્તિ સેનીટાઇઝર અને પેમેન્ટ કરવાનો કાર્ડ મુકેલો છે.

દરેક ટેબર પર ખુરશીઓ પ્રમાણે એક ડીશ એક ચમચી અને એક ગ્લાસ મૂકવામાં આવેલ છે.

જેના પર હિન્દીમાં બાગડ ભવન અને શ્રીકુંજ એમ લાલ અક્ષરથી લખેલું છે મકાન પર કાચની બારીઓ છે.

ત્યાં એ કાળા કલર નો ગેટ છે ઘરની અંદર એક દરવાજા પાસે થોડો સામાન મુકેલો દેખાય છે.

સોફા ની પાછળ એક કાળા રંગનો ટેબલ છે તેના પર કેટલુંક સામાન મુકેલું છે અને તેની બાજુમાંજ વિવિધ કલર વાડી ચાદર ગોઠવેલી છે.

આ ચિત્ર કોઈ રેસ્ટોરન્ટ નું દેખાય છે આ રેસ્ટોરન્ટ માં કોઈ ચોક્કસ જગ્યા મુજબ ઘણા ટેબલો ગોઠવેલા છે તેના પર ડીશ અને ગ્લાસ મુકેલા છે અને આ ટેબલો પાસે બે થી ચાર ખુરશીઓ મૂકેલી છે.

આ ચિત્રમાં લોખંડની કોઈ દિવાલ પર બોર્ડ લગાવેલો છે જે લાલ અને સફેદ કલર નો છે તેના પર દીવાકર લોન્ડ્રી એમ લખેલું છે.